મારો યા મરોના ધોરણે ચાલતો હોય છે શિકારી પોતાના શિકારને સપડાવવા માટે અનેક દાવપેચો ખેલે છે જ્યારે શિકાર બચવા માટે જાતજાતના નુસખા યોજે છે શિકાર ખાસ તો એ વિતરણમાં રહે છે કે શિકારનું ધ્યાન તેના પર ભુલેચુકે પડે નહીં ધારો કે પડ્યું તો સહેજ પણ વખત ગુમાવ્યા વગર તે સલામતી થી ભાગી છુટવા ડોટ મૂકે છે રોકાવાની મુર્ખામની તે સહેજ ના કરે કરે છતાં ખિસકોલી એવી વર્ત્રુંક કેમ દાખવે છે કલ ભલા તો હો ભલા એ શિખામણ માણસના નામની પ્રાણી માટે યોગ્ય ખરી પરંતુ બાકીના પ્રાણી જગત માટે તદ્દન નકામી છે ખીશ્કોલી જેવું પ્રાણી બીજા નું ભલું કરવા જાય એમાં તેનું પોતાનું બુરું થાય બેમાં મારવાન વખત આવે હોમ શાંતિ survival વખત હિતેશ નું સૂત્ર છે જો સાચું હોય તો ખાવા માં મજબુત અને ખબરદાર કહેવામાં દાખલ રહેતી બીજી પણ ખીસ્કોલીયો પૈકી એકાદ નો ફેસલો ન હોવો જોઈએ નથી આવતો કેમ કે ચોકિયાત ખીશ્કોલી એ ચેતવ્યા પછી તેઓ છટકી જાય પરીનામે વળી જુદી રીત નો પ્રશ્ન ઉદ્ભવે કે ચોકિયાત ખિસકોલી ક્યાં હેતુસર સૌને ચેતવે છે બીજું દ્રષ્ટાંત કીડીયો ને લઈ ને કીડીને લગભગ પંદર હજાર જાતો પૈકી અમુક જાતને end કહે છે કારણ કે તેઓ દરજીની માફક સીવણ કામ કરે છે અને તેઓ રાફડો નહીં પરંતુ ઝાડના પાંદડામાં માળો બનાવે છે બે ત્રણ મોટા પાંદડા ભેગા મળી તેમની કિનારે રેશમી દોરા ના ટાંકા લઇ મુશ્કેલીયે કે મંકોડા જેવું કદ ધરાવતી પુક્તવય ની કીડી પાસે રેશમ પેદા કરવા માટેની સગવડ નથી કીડી નું ફક્ત લાવા સ્વરૂપ પોતાના કોશેટો રચવા પુરતું જ રેસમ તૈયાર કરી શકે છે ઇંડા મુકવાનું કાર્ય એક માત્ર રાનીનું છે એટલે તેને આરામપૂર્વક રાખવા ખાતર પણ વિવર કીડાના લાલ સૈન્ય માળો બનાવવો રહયો પાંદડું કે પાંદડા કાના રહે જોવાની ખાતરી કર્યા પછી ડઝન બંધ કીડીઓ સામસામે કિનારે સળંગ કટારમાં ગોઠવાય છે શ્રેષ્ઠ બધ હડો રચે છે અહીં ફોટામાં બતાવ્યા મુજબ પછી બે કિનારા નજીક લાવે છે દરમિયાન અમુક કીડીઓ એ હા કે કઠોળ કુસુમનો કઠોળ કર કુસુમ ઓ કુસુમ આમ કુસુમના માડવા આગડ થઈને ત્યારે ઉતાવળ ઉતાવળું તારા પાસે જતી જતી ફરતી હતી આજ તે ઝડપી ન હતી આ ભીડમાં કોઈ પણ સ્થાનમાં એનો પતો ન હતો બધા ચાલે એક માણસને પીવડાની પાછળ પીપળા તળે કંઈ કથારો લાગ્યો કાન માંડી યે ઝાડ પાછળ સંતાઈને જોયું અને જોવે છે કે ટાળી માં કઈક રાધવા કુસુમ ને પીઠ અને જધો સાધો ફેરેલો જરીક્ક ભી ઓરખાએ નહીં પણ નજીક થી જાઉં થો કાન નાક આખ ગાલ સર્વ કુસુમ નાજ સવાસ રૂમ થી સવ્સ થી તે હાથ મૂકી હાથ ચિત રહેલો જોઈ રહેઉ છે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

યે થો ઘડે વાસ હોય પણ વાસ ને કાપવાનું જોઈ આલી આપદે થો વગર ભોગડીએ આગ લાગે બતાડ અને ઉઠી આવી દિલાસાને જોઈતી જોતી બોલી મારૂ દહન તમે કરવીલો તેને હાથે સાકરવી અને સૂતા કરવા જાઉં ઘરે જાઉં સુઓ થો ખરા આ તમારી આખો છે કે સુવાના પુલ જેવી હા તે હું કૌ યે કાર હા આવે કઈ વિચાર કરી બોલી આધડાને ઘાસ ના દેહએ પૂરો પડે અને બીજા સૂકા પાંડધા લીલી લાગ્યા વગરનાહી બડયા ખિચડી કાચી કાચી સુકાઈ જસે પણ થોધો ભોખો થો લાએ માટે ફૂક વાનું રસતું બતાએ હાઇ થી થો કઈ ફએધો નથી ફૂક જ્ર્વિ ફૂકો મારો યે તમારા જૂર કેટલું ફૂક મારૂ થો કુસુમ જરાજ ઊચી થઈ વિચાર માં પડી ને બોલી ઉઠી જો ભૂંગળી ને ઠેખાડા ફૂક મારૂ થો દેવતા સદક્સે કે નહીં હાલો યેમ કરી જાઉં ફૂક મારતા આખ આખ માં આસું પડીગયા ધીરે ધીરે હોવે જેનું કામ જે કરે આવા મુધા પાર રાખોડી ઊધી જોતી ને બાવીઉ જેવા ખાધા હોય થો થો બરાબર લાગે જૂ થો કે કેવી લાગે છેફૂલી પેલી વડે

આ દિવસમાં ગોળી વાદળી હતી ઢંકાય અને ચંદ્ર લાગે છે અને મો લાગે છે કુસુમ કાકીને દેખીને ચમકી અને સ્વસ્થ થઈહાલાનો ઢાંકણું ઉપાડી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

જુઓ તો ખરી કોના કોના કાળજા કાઢે છે ઓછું કરીને કામ કરે અને ભણાવે તારો બાપ નથી જાણતા પણ તારા દાદા આલી ઉખાડી પણ એ જ આ કુસુમ બોલી કાકી એક તો જોઈએ પણ હવે તો પિતાજી જેટલું પણ કુસુમ ને ખેવના અને પિતાજીની જોડે તો બહુ બોલે નહીં પણ દાદા દાદીને જે કહેવાય એટલું કહું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

ભૂલી જાવ ત્યાં સુધી આપણે બધા આવાના concept જાવા programming જે આખી નાના નાના topic છે એક એક topic છે એ બહુ lengthy છે હું એક કલાક કે બે કલાકનો video હું તમારી માટે બનાવવા માગતો નથ હું માત્ર વીસ મિનિટ પચીશ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ maximum પાંચ મિનિટ minimum પાંચ મિનિટનો video હોય પણ એ practical નો હોય તો મારે youtube channel ઉપર already માટે ભણાવેલ છે માં તમને કંઈ મજા આવશે નહીં એના માટે daily એ જ વસ્તુ sem વસ્તુનો નહીં આવે શું તેમાં તમને live video જોતા હોય તો તેની માટે હું લાવ્યો છું તો આજે આપણે start કરવાનું છે chapter નંબર six હવે ન સમજાય તો મૂંઝાવાનું નથી અને સમજાય તો પણ મૂંઝાવવાનું નથી જાય તોભી ઠીક અને ન સમજાય તો બી આપણે સમજાવી દઈશું આજ વસ્તુ કદાચ તમને કોઈ doubtful કે કંઈક લાગે તો આપણે આપણી application માં KBC અમૃત સર છે એમાં જશો ને એટલે ગેરીટા નુ તમારે પૂછી લેવાનું જ્યારે આ video upload થાય ત્યારે તમારી પાસે તમારી સમક્ષ તમારે registration આવી જાય ત્યાર ની વાત છે એ સિવાય નહીં બધા જ મિત્રોને doubt હોતા નથી computer માં doubt હોવા ન જોઈએ કારણ કે computer એકદમ સરળ છે એકદમ easy છે કે તમે easily શીખી શકો છો easily તમે computer ના કોઈપણ કામ રોજિંદા study ના કાર્ય કરી શકો છો મારા સંચાવ્યા પ્રમાણે જાણું છું મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી computer field નો વ્યક્તિ કોઈ દિવસ બેદરકાર રહેતો નથી middle on one over skill એ તમારે કેવી છે તમારી કેવી આવડત છે એની ઉપર આધાર હોય છે

Most important પર એ છે કે જ્યારે કોઈપણ programming કે language શીખો છો ત્યારે કોઈપણ એ particular programming language એવી શીખો કે એમાં એવી grip મેળવો કે એ programming language માં કોઈ તમને હરાવી ન શકે તમને કોઈ પછાડી ન શકે એક programming language ઉપર તમે daily લખાવો આપણે છતાં ઘણી બધી programming language આવે બરાબર છે હવે આજનો આપણો topic એ છે આધારિત ચાલો હવે object આધારિત શીખે તે પહેલા શરમ નો basic જાવા programming આવડતું હતું એમાં direct object બનાવતા તેવીશ chapter માંથી સાતમામાં basic આવશે બસ એના પછી એવું હશે Chepter નંબર સાત આપશે પહેલા છ આવ્યું પછી સાથ આવ્યું ખરેખર છઠ્ઠા chapter પછી ખરેખર સાતમું chapter ચલાવવું જોઈએ એને બદલે બધું આડું અવળું આપ્યું છે આપણે એમાં ખોવાનું નથી આપણે આ પ્રમાણે ચાલીએ એને કીધું એ પ્રમાણે Object program શું છે એની basic રીત એ જોવા મળશે અને object શું છે એ આજે આપણે જોવાનું છે બરાબર suppose કે આપણે બે કે આજે internet website એ પરથી પ્રકરણ નંબર પૂછીએ કારણ કે આ રોજ બરોરોજ internet નો use કરતા હોઈએ છીએ બરોબર છે ને ઘણું બધું internet પર search કરતા હોઈએ ઉજાગરા કરતા હોઈએ રાત્રે મોડા સુધી રોજના lecture જોયા પછી પણ આપણે ગમે તેમ net માં search કરતા હોઈએ આપણને આ sir ની equation નથી ફાવતી ખબર છે google માં બેસીને search કરો છો આ બધું છે ને એ આજનો યુગ પછી એમ કે છે Internet હે ના બે સાથેના પ્રકારનો યુગ છે જ્યાં univerb એટલે તમને ખબર હોવી જોઈએ કે univerb એટલે કે interface તમે કોઈ website જુઓ છો એ website તરફથી સમજાય છે કે નથી સમજાતું એ univerb software એને કહેવાય universe ઘણા બધા એવા અભ્યાસો છે આની અંદર કે જે તમને નહી સમજાય અને ઘણા બધા english માં પણ લખેલા છે એટલે આપણને સમજવામાં પણ તકલીફ પડશે નિયમ જેવી ઉપયોગ તેઓ source course નો ઉપયોગ કરવા પ્રત્યય છે હવે આમાં મુદ્દાઓ દ્વારા હું તમને કહીશ કે માની લો કે તમે એક સરસ મજાનું software બનાવો છો games માં બનાવો છો તમને એમાં બહુ રસ પડે છે હે ના games માં બહુ રસ પડે છે Games હોય એટલે college પૂરતી જ PUBG તેમાં તમને બહુ રસ પડે નહીં તો તમે સરસ મજાની games બનાવી હવે game ની અંદ game સાથે programming નથી ભૂલ્યા એટલે એક વ્યક્તિ object કરતા programming નો use કરો છો સાંભળને વિકલ્પ શું રહેશે જેને નથી કર્યો એને શું પ્રયત્ન કરે એ લોકો ત્રીજો વ્યક્તિ suppose પોતાનો પ્રસંગ વ્યક્તિ કોઈ વસ્તુનો ખ્યાલ નહીં આવે ત્યાં શું નીકળે છે અને ક્યાં કઈ condition મૂકવી છે કેવી રીતે મૂકવી છે તે ખ્યાલ નહીં આવે જી ભરેલો વ્યક્તિ ભાષાની અંદર જે કોઈ ત્રીજો વ્યક્તિ જ્યારે software ને જોશે ત્યારે સમજાશે કે ઓક્ટાની બરાબર છે આ મને સમજાય છે આમાં આ જગ્યાએ તે નથી કરવાનુ object programming નો use જેને નથી કર્યો એ જ્યારે કોઈ software કે શીખેલ ન હોય કે games માં કેવી રીતે કરવા જશે એટલે એને પહેલેથી જ આખો course કરવો પડશે જેને object નો use કરેલ હશે એમને માત્ર ને માત્ર અમુક task કે જે રીતે english નું સુધરા છે ત્યાં સુધારો કરવાની છે અને આખી system માં change કરવો જરૂર પડશે નહીં તેની માટ object ઉપરાંત ની જરૂર પડશે એટલું જ યાદ રાખવાનું છે કે આખી system માં changes ન કરવા જવું પડે વ્યક્તિને system માં કોઈ changes કરીને તમે આખી system વ્યવસ્થિત થઈ જતી હોય તો એક ખ્યાલ છે તે service જરૂર ન થાય અને જ્યારે object without Object oriented program નો use તેને કોઈપણ software કોઈ વસ્તુ બનાવો ત્યારે તે આખી આખી system ને change કરવા પડે છે બરાબર છે અત્યાર સુધી તમને એટલું એકવાર તમને મગજમાં સમજાય તો આખું વાક્ય તમને સમજાય અને બીજો કોઈ ખ્યાલ નથી software system ના વિશ્લેષણ એટલે software બનાવતા પહેલા આપણે વાત કરવી પડે ને દાખલા તરીકે એમાં શું શું આવશે કેવી રીતે બનશે કોણ બનાવશે કેટલા funding માં બનશે કેટલી cost થશે તે બધું design Three d system માટે આપણે school application છે ને visa prepare છે તો ઘણા બધા વિદ્યાર્થીઓએ ઓ sir આપણું interface security application પર સ્પષ્ટ સમજાવેલું છે તેની designing પણ એ designing થઈ ત્યારે જ્યારે આપણે કોઈ software બનાવતા હોય ત્યારે અને અમુક કામના object આધારિત પ્રક્રિયા આવ object જુઓ અત્યારે આપણે object માથાનો દુખાવો છે નોંધપાત્ર ભૂલો ત્યાં થતી હોય છે Object આધારિત તેનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ software વિશ્વાસનીય છે કેવા છે વિશ્વાસનીય છે એ MCQ માં પૂછી શકે નીચેનામાંથી નીચેનામાંથી તે વિકલ્પો સાચા છે કે ખોટા છે તે તમને પૂછી શકે છે તો આ બધા work તમારે important છે વિશ્વાસનીયતા છે જો હમણાં પૈકી ઉપરાંત તેનો અત્યંત ઉપયોગ અને તેના વિકાસનું કાર્ય ખૂબ જ

ચાલક પૂર્વક જો આ java હે ને મર જાવા મિટ જાવા java નથી આ જાવા ખૂબ જ important છે બારમો પાસ કરવું હોય તો six seven eight nine ten eleven twelve thirteen એટલા chapter complite કરવાના છીએ Programming ભાષાનો ઉપયોગ કરીને આ ખ્યાલનો મૂળભૂત હવે પછીના પ્રકરણમાં આવરી લેવામાં આવે છે અત્યારે તમને ઉપર છેલ્લું બાર થી બત્રીશ દેખાડ્યું છે બત્રીશ અંદર કેવા છે સારા છે ખરાબ છે કેવા છે એ તમને આગળના chapter માં ખબર પડશે Chepter બત્રીશ આપણા દાંત દેખાય છે બરાબર એની જેવું છે ની next light પ્રક્રિયા next light તરીકે છે જો કેવો સરસ મજાનો પરિચય આપ્યો છે Most imp object સાથે program ની શરૂઆત થઈ હતી ઈ. સ ઓગ્નીશો સાઈઠ ના સમયગાળામાં એક MCQ આવો નીકળે નીકળે નીકળે જ યાદ રાખજો સન ઓગ્નીશો એંશી ના દાયકા ની મધ્યમાં નવા software બનાવવાની programming મુખ્ય પદ્ધતિ બની ગઈ એટલે કે ઓગ્નીશો સાહીંઠ માં શરૂઆત થઈ અને ઓગ્નીશો એંશી ના મધ્ય દાયકા થી શું થયું હતું કે object સાથે programming ભાષાની શરૂઆત થઈ હતી બનાવવા બરોબરછે software system ઝડપથી વધતા કદ અને જટીલ કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા માટે મોટી જટિલ system ને સમય સાથે સુધારવા કાર્યનો સમય બનાવવા માટે એક માર્ગ તરીકે આ પદ્ધતિને વિકસાવવામાં આવી હતી આની પહેલાની શરૂઆતમાં જે exam પૂરવામાં આવે તો એ જ વસ્તુ બધી છે તેથી તે લગી common ચાલશે કે student management ની system બનાવવી હોય તો કોઈ ઈચ્છાઓ graphics student management ની system બદલાવા ન જવાય તમારે જે હાથમાં સુધારવું હોય એ જ હાથમાં સુધારો કરવાનું હોય એટલે એની માટે થી એ વચ્ચે પરિચિત programming પદ્ધતિઓ ખુબજ important છે હવે કેવી રીતે બને છે programming તો આ પણ most imp છે c plus plus java c sharp dot net lc dot net અને PHP one of the best my friend programming language PHP pri hyper process કહેવાય બરાબર છે અથવા pre process hyper કહે તો પણ ચાલે ઘણા બધા meaning થાય છે પણ PHP object આધારિત programming માં best ખ્યાલ છે અને અત્યાર સુધી માં સૌથી સારામાં સારી programming language છે ઘણા બધા framework અને ઘણા બધા MVC program ઘણું બધું આવી ગયેલું છે જો તમને ધારતા આવડતું હોય તો તમને PHP c plus plus java c sharp dot net hp dot easily શીખી શકો આવડી જાય તમને કોઈ કદાચ કહે તો કામ પણ પણ કરી શકો થોડું ઘણું changes હોય તો texts માં declaration માં હા ન તે થોડાક જ changes હોય વધારે changes નથી હોતા નથી હવે most important programming કેટલા પ્રકારની આવે MCQ માં પુછાય આપણે programming કઈ રીતે બે પ્રકારે કરી કેટલા પ્રકારે બે બે પ્રકારે કરીશું યાદ રાખો પહેલું યાદ રાખવાનું છે મુખ્ય પદ્ધતિ કયા કયા પ્રકારની કેટલી object oriented programming language આવે PHP c plus plus java c sharp dot net hp dot ક્યારે શરૂઆત થઈ તેની ઓગ્નીશો સાહીંઠ માં એના મૃતદેહથ object oriented programming language ની ક્યારથી શરૂઆત થઈ હતી મધ્યમાં ઓગ્નીશો એંશી આ topic મર્યાદિત રાખવાનો છે હવે આવીએ programming કેટલી પ્રકારના બે પ્રકારના પ્રક્રિયા દક programming

બરોબર કોઈ ગંડો માણસ વાળો હોય અને english ગુજરાતી બંને કાઢવાનું હોય તો એ structure પકડી બાકી એને programming ના આવડે તો આપણે બંને યાદ રાખવાનું છે પ્રક્રિયા અને possible programming બે પ્રકારની programming આવે પહેલી આવે છે પ્રક્રિયા જક અને બીજી આવે છે object આધારિત જે આપણે શીખવાની છે આખા વર્ષ દરમિયાન તો પ્રક્રિયા જતું કરે તો પંદર મિનિટનો દેખાવ કરવું કમુતરું આવી data પરની કાર્યપ્રણાલી કરવી જેને આપણી ભાષામાં કહીશું function અને causes જે લખેલું છે પ્રક્રિયા programming માં આપણું કેન્દ્ર બિંદુ data ઉપરની કાર્યપ્રણાલી એટલે કાર્યમાં યાદ રાખવાનું કાર્યપ્રણાલી બીજું કેવું હોય છે function તેમ જ પ્રક્રિયાઓની પહોંચી જઈશ લખવામાં કેન્દ્રિત રહે છે એટલે બે પ્રકારની programming language પહેલી છે પ્રક્રિયા જક અને બીજી છે object oriented બરોબર હવે પ્રક્રિયાજક ઉપર શેની ઉપર કામ કરવામાં આવે છે કે બોલો જે data અને બીજું પ્રક્રિયા ઉપરાંત કામ કરવામાં આવે છે બીજું કોઈ કામ કરવામાં આવતું નથી હવે ઉદાહરણ તરીકે જોઈએ કેવી રીતે પુસ્તિકા level view software એટલે software માટે આપણે પુસ્તકાલય ના software ની બધી જ પ્રક્રિયા બાબતે વિચારશું

book day આવે book નું નામ આવે પ્રકાશન ના કયા વર્ષમાં બનેલી book છે એ આવે કેટલા પેજ ની book છે કેટલું વજન છે library નું મીટર કાંટો કમજો data બે પ્રકારનું હોય પછી એમાં એવી પણ system હોય book ની જોડે કોઈ personal book લઈ જાય છે ક્યારે return કરે છે કેટલા સમયે કઈ તારીખે એની id હોય જે તે particular person ની id હોય આ બધી વસ્તુઓ હોય આવો શક્ર બનાવતા હોય તો આવું બધું વિચારવાનું હોય બરાબર તો આપણે વિચારશું હવે આપણે તમને કીધું છે વિચારવાનું વિચારવું પડશે ને તો આપણી ધ્યાનમાં વિદ્યાર્થીઓ નોંધણી પુસ્તક વિતરણ ક્યારે પુસ્તક લીધું શું કર્યું? પુસ્તક પરત ક્યારે કર્યું અને દંડ ની ગણતરી જેવી કે એના ઉપર કેન્દ્રિત રહેશે એટલે કે પાંચ દિવસ leat દેવા આવ્યો હોય તમે કીધી હતી એ તારીખ પછી તમારે કંઈક દંડ તો દેવો પડે ને એ બંનેની ગણતરી આવી બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં લઈએ આવો આપણને book કહે છે આ topic માં તમને સમજાઈ ગયું કે ઓગ્નીશો સાહિંઠ અને ઓગ્નીશો એંશી બે પ્રકારન programming language અને પછી આપણે સરસ મજાનું પ્રક્રિયા કારક programming language ના structure programming language નું હવે શું કરવું છે આ વાત ને આપણે

Easy રીતે કેવી રીતે હવે આવે છે object આધારિત કે તેનું કેન્દ્ર બિંદુ શું હોય તો કે object આધારિત programming language મા કેન્દ્રબિંદ object હોય છે બીજું કોઈ હોતું નથી Object આધારિત programming ની અંદર વધુમાં બે પ્રકારે programming હોતી તી ને પ્રક્રિયા પ્રણાલી procedure structure હોય અને object આધારિત પેલા ની અંદર data અને પ્રક્રિયા પુરુષો પર કામ કરતો હતો આમાં માત્ર ને માત્ર object ઉપર જ કામ થાય છે બીજા કોઈ ઉપર કામ થતું નથી જે data તમને પક્રિયા function અહીં બંને એકસાથે ભરાય છે જ્યારે ઓલાની data function બંને અલગ અલગ હતું ત્યારે આની અંદર object બંને વસ્તુ એક સાથે આવી જાય છે બરાબર તો પુસ્તકાલય દિવસ બનાવવામાં આપણે જે મીલયોગના સમાવેશ વિવિધ object ઉપર કેન્દ્રિત હોય છે આપણે વિદ્યાર્થી પુસ્તક ગ્રંથ જેવા object વિચારી શકીએ આ વિચારી શકાય શું કામ ના વિચારી શકાય ત્રણ મહિનામાં જકાઈ શકાય એટલે આપણે તેની અંદર બધી જ procedure કરી શકીએ કે ભાઈ વિદ્યાર્થી હોય અને ગ્રંથકાળ હોય તો ગ્રંથકાળને લગતું પુસ્તક પણ હોય વિદ્યાર્થી પુસ્તક લઈ જતો હોય પુસ્તક તો common થઈ ગઈ ને બધા માટે તો શું કરાય તો object આધારિત programming કરવું best છે શા માટે આપેલી વસ્તુ તેની અંદર બધી જ વસ્તુઓ આવી જાય જ્યારે ક્રિયાજક procedure ની અંદર આ દરેક માટે અલગ અલગ વસ્તુ તમારા માટે બજાવી પડે વિદ્યાર્થી તો કે વિદ્યાર્થીઓ એ બનાવેલા function insert કે delete ના થાય તે તો એની અંદર પુસ્તક પણ બનાવવાના insert કે delete

તો કે આવા object એકબીજા સાથે સંકળાયેલ હોય association શું હોય association આપણે ત્રણ object બનાવેલા વિદ્યાર્થી પુસ્તક અને ગ્રંથ પાઠ ત્રણે એકબીજા સાથે association છે તે બાબત પણ વિચારવું જોઈએ કેવી રીતે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી પુસ્તકાલયમાં પુસ્તક પરત કરે છે વિદ્યાર્થી પુસ્તકાલયમાં પુસ્તક પરત કરે છે આ ઉદાહરણ આપણી પાસે MCQ માં પુછાય શકે શક્યતા ઓછી છે પણ ઉદાહરણ આપણી book માંથી આપણે યાદ રાખવાના object આધારિત programming language પણ પ્રક્રિયા જ programming language બે પ્રકારની programming language આવે object આધારિત programming સાથ આપે કે શંકા programming ને બીજા દિવસે મોડી વાળી અને પુના ઉપયોગમાં લઈ શકાય તેમજ પ્રોગ્રામ નો વિકાસ કરી extendable વિકાસ એટલે extendable આપણી ભાષામાં extendable કહે છે અંત

બેસાડો ગમે તે શિક્ષક પાસે ભણાવો ગમે એની પાસે ભણાવો પણ જાવા એ એક એવો program જે બધી જગ્યાએ પોતાનું performance best આપે છે એને માત્ર ને માત્ર operating system જોઈએ છે operating system જોઈએ છે ઍટલે એ વિદ્યાર્થી ને માત્ર ને માત્ર આને ભાવા વારો જોઈએ બીજું કંઈ જોતુ નથી બાકીનું બધું એ શીખેલો વિદ્યાર્થી છે આપણે વિદ્યાર્થી તરીકે લઈએ રાખીએ અટલે તમને easily સમજાઈ જાશે બરોબર softwear માં કોઈ ભારે પ્રાથમિક data પ્રકારો કઈ અને વિકલ્પ મારે મેહનત કરવાની છે બીજું કાઈ છે નહિ વિયનકિત કરેલ બાળકો interpreter ને કારણેત્યાં તો સ્વતંત્રતા શકય છે તે પણ તમને સમજાવું મુસીબત નો ઉકેલ કરવાનો પસંદ કરે છે જાવા સમયે canposesion અને nutrationcamposesion ઍટલે શું થાય તો આ તો સમજાવું તો a equal to be બરાબર છે પછી એને કીધું bee =a y બરોબર તો જાવા શું કરશે આ line to line combine કરશે આમ top to bottom આમ combine કરશે check કરશે આ line બરોબર છે okay બરોબર છે હાલોઆ આ line બરોબર છે okay બરોબર છે તો આ નીચે તમને આવશે ત્યારે શું દેખાડે છે બે બાજુ બરાબર છે પણ માની લો અત્યારે અહિયા temporary મૈં કાઠી નાખ્યા પાછું કરી નાખો આસાની ભાષા માં state ની building આવે તો મને દેખાડ જો કોણ તો કે compine હશે અને interpretate શુ interpridation જેમાં આપડે આપડું output નાખીએ કે ભઇ બિલી કવ તો તમે okayassocation ઍટલે મને આનો answer શું મળવો જોઈએ જે એકમો કેટલા છે two લીધેલ છે નહિ અહિયા મૈં a plus આપી બરાબર તો મને જે answer મળે જેને આપણે intercretion બરાબર તો જોઈએ આપણે ચાલો વસૂલ નો ઉપયોગ કરે છે સ્વતંત્રતા ની ટીકી આકૃતિ સાત point આઠ વિષે આકૃતિ તમારે જેમ ગોખવી હોય જે રીતે તમને યાદ રેતી હોય એ રીતે રાખી લેજો વર્ષ બે હજાર ઓગનીશ વિશ ના નહિ નહિ અઠાર ઓગનીશ ના standard twelfth નું આ question પૂછાઈ ગયેલો છે આકૃતિ પૂછાઈ ગઈ અને શક્યતા શું શું હોય તે જોવું હોય આમાંથી તમને

ફરી ને નાખે છે બરાબર ઍટલે interpridaeter આવું કઈક છે output માટે interprideter ઍટલે output આપણી ભાષા મા output કહેવાય ઍટલે ઇ જે તે opretining system માંથી આપણને output કરી ને આપે એને કહેવાય interpridiation પણ આપણે યાદ રાખવાનું આ વસ્તુ આ કઈક ખોટી ભૂલ છે most imp છે આ ગોખી નાખવાની છે જેમ કરવું હોય એમ તમને જેમ યાદ રેહ સમજીએ ઍટલે હુ notepad ની જેમ type કરું છું class નું નામ બનાવું પછી એની નીચે program કોઈ પણ બનાવો છે એને notepad માં બનાવી ને પછી fee ભોગવું છું અંદર તેને કહેવાય છે સારા શિક્ષકો બરાબર ઇ જાઈ ઍટલે જ આપણે કરવાના હોય compine શું કરવાનુ compine ઍટલે કે check કરવાનું બરાબર છે કે નહી output હવે આવશે કે નહિ આવે હવે તમે કીધું program check કરવાનું કામ ઍટલે આપણી ભાષા માં કહેવાય compiler બીજું ચોથું આવે compiler આ બનાવ્યા કોઈ પણ program ને check કરવાનું બરાબર છે કે નહિ combine થશે કે નહિ program માં કાઇ error છે કે નહિ એ બધૂ compine કરે compine કરવું ઍટલે આપણે automatically એની છાયા નામની file બનાવી નાખશે compine કરીએ ઍટલે automatically જે folder માં મારા save કરેલો છે એ class ની અંદર બધા file નો તે delete થઈ ગયા બાદ હું run કરીશ જેમ હોય તેમ xyz હું અહિયાં run કરીશ ને ઍટલે પછી મારી પાસે ત્રણ પ્રકાર ની operating system છે શું છે જુંબેશ છે અને match અને use કરતાં હોય એવો જમણો જમણો automatically બંધ થાય છે બરાબર હવે મન માં એ question થવો જોઈએ કે combine કરવું run કરવું બને different છે હા બંને different છે બરાબર હમેશા પહેલા program center માંથી combine થાય compine થયા બાદ સાદું program ને run કરો combine ઍટલે શું કરવું પડે તે પણ કહી દવ છુ combine કરવા માટે file ને size ને તે શાળા નું બરાબર આગળ આપની જે જગ્યા આપની portal મા file કરી હોય એનો કાપ file ને આગળ થી અને compoble કરવું run કરવા માટે શું લખવાનું તો કે file name સપિંજ અને મર્જતા

અને રાવતી શું આવશે અને સાચી ખબર માતૃશ્રીયા તો આકૃતિ નહિ આપે તમારે સમજી લેવાનું જાવા platform સ્વતંત્રતા છે સ્વતંત્ર છે અને એની આકૃતિ છાયા નામ નો વિધાર્થી છે એના પિતાશ્રી નામ છે અને આ આકૃતિ છે જેને આપણે કેશું માતૃશ્રી તમારે યાદ રાખવાનું છે આમ જ યાદ રેશે જેમ કે મનવદીપ તે પ્રકાર ના વિધાર્થી મૈં તમને કીધા હતા યાદ હોય થોડું દેખાઈ તો ઠીક છે જાવા મા company મશીન ઘસારો campisetion કરવામાં આવે તો તે હકીકત માં અસ્તિત્વ માં નથી જો આવ્યું સ્વતંત્ર છે ખબર નથી કે ઘર માં માતા છે એ ઘર માં શું કામ થાય ખબર ના પડવા દે પણ કામકાજ કામ કરે છે કારણ કે રોજબરોજ ની જિંદગી માં કેટલા બધા ખોવાયેલા હોય આપણ ને ખબર ન હોય સાચુ હકાલે છે શું હકાલે છે કેવી રીતે નું કામ હોય છે આ બધી વસ્તુ ચાલુ હોય પણ આપણ ને ખબર નથી હોતી ઘણાબધા એવા હોશિયાર વિધાર્થી સારા સંસ્કારી વિધાર્થી બધા એવા જ હોય છે બધા સારા જ હોય છે વિધાર્થી માં છતાં એની રોજબરોજ ની જિંદગી માં ખોવાયેલા મોબાઈલ માં ખોવાયેલ હોય માં ખોવાયેલ હોય તેવી જુદી જુદી વસ્તુ મળી જાતિ હોય બધી જ વસ્તુ મળી રહેતી પણ ઇ બનાવા માટે એની પાછળ ની મહેનત આ તે એ બધુ તમારા જિંદગી ના માં ચાલતી વસ્તુ છે એ ખબર નથી હોતી તે program ની જે ચાલતી વસ્તુ છે ને એ બધી વસ્તુ compination માં આવે છે જે માતૃશ્રી મૈં જે તમને વાત કરી ને છાયા નામ ના વિધાર્થી ને માતૃશ્રી આ પ્રકાર ના વચે ધારા નશો છાયા વચ્ચે નહિ જેવીક પરિચય દેખાય છે હવે આ જેવીક છે ને એ પાછા છે ને કાકા છે જો અને બેય મોટી છે આ તમારા કાકા છે યાદ રાખવાનુ કોણ કોણ આપણા સગા છે કયા કયા હગા છે આની અંદર બધા આવી જાશ છાયા એવી આકૃતિ આપણે દેખાડી હતી શું કરવાની એ આપણા માતુશ્રી થઈ ગયા માં ચાલુ જ રાખવાનું ખબર નથી કંટાળી જશે આપણી ભાષા માં એ આપણા માતુશ્રી થઈ ગયા હવે આવે છે કાકા જેને કહેવાય છે તે ઓળખવામાં આવે છે

એ હા અને તરત આપને તો શું છે કુટુંબ કુટુંબ ની આપણી આવ્યા છે માટે બધા ને બોલવ્યે બે માટે અલગ અલગ બાળકો ને interpretate ની જરૂર હોય જ બરાબર